ત્યાં પાછળ વૃક્ષ મોટા વૃક્ષ દેખાય છે જે લીલાછમ છે.

આપેલા દૃશ્યમાં મિસ્ટર બેક ધ કેક શોપ એવું એક બોર્ડ દેખાય છે તેની નીચેના ભાગમાં એક ટ્યુબલાઈટ છે.

લીલા રંગના થાંભલા બનાવેલા છે ત્યાં ઘણા બધા ફુગ્ગાઓ અને ચળકતી પટ્ટીઓ વડે શણગારેલુ છે.

એમાં બે રેક માં જુદા-જુદા ઠંડા પીણા અને પાણીની બોટલ છે.

અહ તમ્બાકુ એવો જુદી-જુદી વસ્તુઓ ઘર કામની અને હેર કલર જેવી વસ્તુઓ લટકાયેલી છે.

આપેલા દ્રશ્યમાં એક ટેબલ દેખાય છે તેમાં એક સાઇડ મોટું ખાનું બીજી સાઈડ ત્રણ ખાના દેખાય સે.

ત્યાં ગેટ અને દીવાલ એક સાઇડ ની કાચની કરેલી છે વ્હાઇટ પડદા લગાવેલા છે.

તેમાં ગોળ ટેબલ ઉપરથી ઘણી બધી ખુરશીઓ છે તેના પર સફેદ કવરો ચડાવેલા છે.

આપેલા દ્રશ્યમાં કરેલા હોટલ એમ લખેલું છે જે વેજ અને નોનવેજ રેસ્ટોરન્ટ --

કોફી ના કપ પર નેશકેફે એવું લખેલું છે અને કોફી ના દ્રશ્ય દોરેલા છે.

એક ઘર છે તેની આગળના ભાગમાં એક હિંચકો લગાયેલો છે ત્યાં કોઈ ચડવા માટે પગથિયાં છે જેની આજુબાજુ ઘોડા મુકેલા છે અને સરસ મજાના છોડવાઓ રોપેલા છે.

એક છોકરો ત્યાં પાછળના ભાગમાં તિરંગા પાસે જઈને કંઈ કરી રહ્યો છે.

વૃક્ષો છે વૃક્ષો વૃક્ષો ઘણા લીલા છે અને આ સાઇડ ના વૃક્ષો પણ બધા પાન ખરી ગયેલા છે.

ટેબલ ની આજુબાજુ સોફા ટાઈપ ખુરશીઓ મૂકેલી છે પાછળના ભાગમાં પણ થોડી જગ્યામાં ટેબલ દેખાય છે જેની ઉપર પણ એજ વસ્તુઓ મૂકેલી છે.

અને ચા પણ વેચે રહ્યા આગળના ભાગમાં બે મોટી બરણીમાં ઘણી બધી બિસ્કીટો --

આપેલા દ્રશ્યમાં સ્વ ઈશ્વરલાલ રણછોડજી પસ્તાગીયા એવું લખેલું છે આ મેરેજ હોલ નું એક ચિત્ર લાગે --

આગળના ભાગમાં સ્ટેજ છે સ્ટેજ પર કેમેરામેન વાળા લાઈટો બે મૂકેલી છે.

તેમાં આખામાં લોન રોપેલી છે લોન ની ફરટે ઘણા બઢા વૃક્ષો અને છોડવાઓ રોપેલાં છે.

તે ખૂબ મોટી અને ઘણા માળવારી હોય એવું લાગે છે જેના આગળના ભાગમાં બઢી જગ્યાએ કાચ લગાવેલા છે.

તેના આગળ બાગ છે જેમાં લૉન રોપેલી છે ઘણા બધા લાઈટ ના થાંભલાઓ દેખાય છે તેમાં લાઈટો લગાવેલી છે.

નીચેના ભાગમાં ઘણી બધી રેકો મા ઘણી ઘણા બધા પ્રોડક્ટો મુકેલા છે જે ઓરલ કેર બાથ એન્ડ શાવર ને સ્કીન કેર માટે ઉપયોગી છે.